બાકી આપણે કેટલી યોજનાઓ ની વાત કરીએ ને ઓછી પડે એમજ છે ઘણી યોજના એવી છેકે સારી છે કરવા જેવી છે પણ એ પોચી જ નથી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

વર્તમાન આ IPL નો high state score નોંધાવ્યો લખનવ super giant એ પંજાબ kings ને છપન રનથી પરાજય આપ્યો હતો લખનવના પાંચ wicket એ બસો સતાવન રનના જવાબમાં toss જીતીને પ્રથમ fielding કરનાર પંજાબની team બ સો એક run નોંધાવી શકી હતી IPL ના ઇતિહાસમાં માત્ર બીજી વખત

પુણે સામે પાંચ wicket બસો ત્રેસઠ રન નો score નોંધાવ્યો હતો લખનઉ માટે યશ ઠાકુરે ચાર wicket ઝડપી હતી બાકી લોકેસ રાહુલ બારમા team ના એકતાલીશ બારમા બારમાં team ના એકતાલીશ રનના score out થયા બાદ scoring scoring rate માં સતત વધારો થયો હતો મેયર ચોવીશ બોલમાં સાત boundary અને ચાર sixer વડે ચોપન રન બનાવી ને out થયો હતો બધોની

Australian all rounder સ્ટોનીસે ચ્યાલીશ બોલમાં છ boundary અને પાંચ sixer વડે બોતેર રન બનાવ્યા હતા લખનવી team average પ્રત્યેક ત્રીજા બોલે boundary કે sixer ફટકારી હતી પંજાબ માટે રબાડા એ‌ બાવન રનમાં બે wicket ખેરવી હતી.

અભિમાન પાટા ઉપર લાવનાર ગુજરાત ટાઇટન્સ ની team IPL માં શનિવારે રમનારા double header ના પ્રથમ મુકાબલામાં

કોલકાતા ચાર મુકાબલા હાર્યા બાદ છેલ્લી match માં બેંગલોર ને હરાવીને tournament માં પોતાની દાવેદારીને જીવંત રાખી હતી એરોબિયન ખેલાડીએ આંતરે રસલ તથા સુનિલ નારાયણ form માં નથી અને નિયમિત શુક્લાને શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત છે જ્યારે કોલકત્તાની team ને જેસંઘ રોયના સ્વરૂપે નવું trump card મળ્યું છે આ મુકાબલો બપોરે ત્રણ

ઉઠાવીને સુકાની નીતિશ રાણા રીન્કુસિંગ તથા ડેબિટ વાઇસરોએ એ બેંગ્લોર સામે team score બસો સુધી પહોંચાડી દીઘો હતો

જે શાનદાર ફોર્મમાં છે બીજા ક્રમમાં ડેવિડ મિલર મનોહર તથા તેવતિયા તેવતિયા જેવા આક્રમણ batsmen છે તેજ bowling માં મોહમ્મદ સ્વામી જે રીધમ સાથે લાગે છે પાકિસ્તાનનો પાંચ સો‌ મો one day વિજય ઓસી ભારત પછી ત્રીજી team બની પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ one day માં વિજય હાંસલ કરી ને પાંચ પચાસ over ની format માં પાનસો વિજય પુરા કરનાર વિશ્વની ત્રીજી team બનાવવાની સિદ્ધિ મેળવી હતી one day cricket માં ઓસ્ટ્રેલિયા પાનસો ચોરાણું વિજય સાથે પ્રથમ તથા ભારત ભારત પાનસો ઓગન ચાલીશ વિજય સાથે બીજા ક્રમે છે પાકિસ્તાન હવે આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયું છે શ્રી વિલીયંગ ના ચોર્યાશી છયાસી તથા ડેરિંગ મિચેલ ના એક સો તેર રનની મદદથી બસો અથીયાસી રન બનાવ્યા હતા

એક એક શૂન્યની લોડ મેળવી હતી છુપારી બાબર આજમે છેતાલીશ બોલમા ઓગન ઓગન પચાસ રનની inning રમી હતી અને તે inter national cricket માં બાર હજાર રન પુરા કરનાર બીજા એશિયન batsman તરીકે ની સિદ્ધિ મેળવી હતી તેણે સચિન નો record break કર્યો હતો બાબરે બસો સીતોતેર inning માં અને સચિને બસો અઢયાસી inning માં આ સિદ્ધિ હાન્સલ કરી હતી જોકે બાબર ભારતના વિરાટ કોહલી નો record તોડી શક્યો ન હતો કોહલીએ બાર હજાર inter national રન માટે માત્ર બસો છોતેર inning નો સમય લીધો હતો આ મામલે આ મામલે વિનડીનગસ ના દિગજ batsmen વિલિયમ માત્ર બસો પન્ચ્યાવન inning માં સિદ્ધિ મેળવી હતી શ્રીલંકા એ આયર્લેન્ડને એક inning અને દસ રનથી હરાવી

પ્રથમ test ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી પરંતુ બીજી અને અંતિમ test અંતિમ test અંતિમ દિવસે રોમાંચિક બની હતી શ્રીલંકા એ આયર્લેન્ડમાં પાંચમાં દિવસે એક inning અને દસ રનથી હરાવીને ભારતના નવા વર્ષ જુના world record ની તોડી નાખ્યો હતો કોઈ team દ્વારા પ્રથમ

ચારસો સીતોતેર run બનાવ્યા હતા અને ભારતે આ test એક inning અને પંચોતેર રનથી જીતી હતી કાલે ખાતે શ્રીલંકા સામે આયેર્લેન્ડ પ્રથમ દાવા માં ચારસો બાનુ run બનાવ્યા હતા અને શ્રીલંકાએ એક inning અને દસ રનથી વિજય મેળવ્યો હતો આયર્લેન્ડ ના બીજા દાવ બસો બે run માં સમિટાઈ ગયો હતો આયર્લેન્ડ test draw કરે તેમ લાગતું હતું પરંતુ અંતિમ દિવસે અસીતા ફરાંડો અને રમેશ મીંડીએ શ્રીલંકા નો વિજય નિશ્ચિત કરી દીધો હતો પશ્ચિમ cricket ના ઇતિહાસમાં શ્રીલંકાએ સો વિજય પણ પુરા કર્યા હતા જેમાં અડસઠ વિજય home ground માં મેળવ્યા છે પ્રભાશ જય સૂર્ય man of the match તથા કુશલ મેન્ડસ ને player of the series જાહેર કરવામાં આવ્યા હતા Batting માં સુધારો કરી હૈદરાબાદ સામે સતત બીજો વિજય મેળવવા દિલ્હી આતુર નવી દિલ્હી સતત પાંચ મેચ હાર્યા બાદ છેલ્લી બે મેચમાં વિજય હંસલ કરનાર દિલ્હી capital ની ટીમ

છેલ્લી બે મેચમાં દિલ્હી ના વિજયમાં bowler ના bowler ની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી હૈદરાબાદમાં રમાયેલી low scoring મેચમાં દિલ્હી એ સાત run થી વિજય મેળવ્યો હતો આ મુકાબલો સાંજે સાત ત્રીશ કલાકે શરૂ થશે વોર્નેર પોતાની જૂની team સામે પોતાના bowler નો ઉપયોગ કર્યો હતો અફટર અને ખુલીસે હૈદરાબાદનો score scoring rate ધીમો કરીને વિકેટો હંસલ કરી હતી ઈશાંત શર્મા અને એનીરિક નોટસ છે એ પણ પ્રભાવશાળી spin નાખ્યા હતા દિલ્હીની મુખ્ય સમસ્યા તેની batting છે દિલ્લી બે છેલ્લી મેચમાં બાસઠ રનમાં પાંચ wicket ગુમાવી દીધી હતી સુકાની વોર્નરે મોટાભાગની national batting ના ભાર વહન કર્યો છે પરંતુ તેને બીજા છેડે સાથ મળી રહ્યો નથી જેના‌ કારણે તે મુક્તને કોરી short રમી શકતો નથી બાંગ્લાદેશે cricketer લિપ્ટન દાસ અચાનક IPl પરથી પડતી મૂકી વતન પરત ફર્યો કોલકત્તા બાંગ્લાદેશે wicket keeper batsman લીટન દાસે અચાનક કોલકત્તા Knight Riders ના સાથ છોડી દીધો છે તે પરિવારમાં કોઈ emergency આવવાના કારણે વતન પરત ફર્યો છે અને કોલકત્તા માટે આગામી મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં કોલકત્તા ના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેના પરિવારમાં કોઈ emergency આવી છે તેના કારણે શુક્રવારે સવારે ઢાનકા રવાના થઈ ગયો છે તે દિલ્હી સામે એકમાત્ર મેચ રમતી વખતે લીટન દાસે ચાર રન બનાવ્યા હતા અને wicket keeper તરીકે બે આસાન stumping પણ ગુમાવી હતી વર્ષેલોના સતત ત્રીજી વખત women champion league final માં camp ના

એક એક થી draw કરીને સતત ત્રીજી વખત women championship ફૂટબોલ ની final માં પ્રવેશ કર્યો હતો બાર્સોલોનાએ શનિવારે લંડન ખાતે પ્રથમ લેખની semi final માં એક zero એક શૂન્ય થી વિજય મેળવ્યો હતો આ રીતે તેને કુલ બે એકના એક agri gold agregate score સાથે final માટે qualify કર્યું હતું બારસેલોના ની ટીમે ગયા વર્ષે લિયોન સામે final માં હારી ગઈ હતી પરંતુ બે હજાર બાર માં ચેલ્સએ ને હરાવીને પ્રથમ વખત title જીત્યું હતું final માં મુકાબલો ત્રીજી ત્રીજી જૂને નહિતર નેધરલેન્ડ ના આઈના હોવન ખાતે રમાશે પથારી અ જીવાણુઓ વિષાણુઓ માખીઓના ઈંડા કીડા તેમજ ઘાસના બીજના નાશ માટે ખૂબ જ જરૂરી છે પથારી નું તાપમાન જીવાણુઓની પ્રક્રિયાના સ્થળ અને carbonic ઘટકોના વિઘટન ની પ્રક્રિયા ઝડપ ચકાસવા માટેની માર્ગદર્શિકા તરીકે ગણવામાં આવે છે. જીવ જમીનના સ્થળેથી આશરે પંદર થી ત્રીસ સેન્ટીમીટર નીચે ઊંડાણમાં તાપમાન પિસ્તાલીસ celsius થી છા છાસઠ celsius સેન્ટી અહ જેટલું આદર્શ જણાવાય છે. જ્યારે પથારીમાં ઉપરના સ્થળનું તાપમાન સામાન્ય રીતે વાતાવરણના તાપમાન જેટલું જ રહે છે જો પથારી નું આંતરિક તાપમાન ચાલીસ celsius થી અ ઓછું હોય તો કોમ્પોસ્ટિક પ્રક્રિયા ઘણી ધીમી ચાલી રહી છે તેઓ દર્શાવે છે અને જો છાસઠ celsius જેટલું તાપમાન પથારીના આંતરિક થરનું હોય તો તે બધા પ્રકારના જીવાણુઓનો નાશ કરે છે આ બેઉ પ્રકારની પરિસ્થિતિ ઓ માં પથારીની કમ્પોસ્ટ્રીક પ્રક્રિયાની નીશક્રિયા બને છે આ પથારીના થરમાં

જઓં જોવામાં આવે છે અને જો તેમાંથી પાણી નીતરે તો તે થરમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધતું છે તેમ સૂચિત કરે છે જો અવશેષો સરળ રીતે દડા જેવો ગોળ આકાર ગ્રહણ કરી શકે અને તે આકાર જળવાઈ રહે તો તે પથારીના થરોમા ભેજનું પ્રમાણ સુ યોગ્ય છે તેમ દર્શાવે છે. જ્યારે અવશેષો નીચોવવા નીચોવવાથી દડા જેવા ગોળ આકારમાં તેની જાળવ જાળવણીના થઈ શકે તો તે દર્શાવે છે કે થરના અવશેષોમાં ભેજ નહીવત પ્રમાણમાં છે તેમ જ થર સુકો છે. પોચું અને રુવાટી વાળા પથારીના અવશેષો દર્શાવે છે કે કમ્પોસ્ટિક પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ રહી છે જ્યારે ઠંડુ અને એક જગ્યાએ એકઠા થયેલા છાણ ના અવશેષો દર્શાવે છે કે કમ્પોસ્ટિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી નથી તેમાં carbon અને nitrogen આદર્શ રીતે પચીસ જેમ એક થી ત્રીસ જેમ એક અને સાંદ્રતા સાત point પાંચ થી આઠ point જીરો છેટલું જાળવવું જરૂરી હોય છે આનાથી છે કે નીચું સહ પ્રમાણ એમોનિયા વધુ પ્રમાણમાં છાણમાંથી મુક્ત કરે છે જેના લીધે રહેઠાણમાં અ દુર્ગંધનો અનુભવ કરી શકાય છે જો છાણના અવશેષોનું કદ બે સેન્ટીમીટર થી ઓછુ હોય તેમજ સાંદ્રતા સાત point પાંચ ની આસપાસ હોય તો કમ્પોસ્ટ પથારી ખૂબ જ ઓછા પ્રમાણમાં ગgreenhouse વાયુઓ ઉત્સર્જન કરે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં થરમા ભેજનું પ્રમાણ વધુ લાગે તો તેમાં કેટલાય પદાર્થો જેવા કે પાકના અવશેષો ઉગ્ર પદાર્થો તેમજ રસાયણોના

પડેલા સૂકવેલા પાંદડા અ પ્રક્રિયા કરેલ છાણ વગેરેનો સમાવેશ થાય છે તેમાં જો કડબના ટુકડાનું કદ બે થી ત્રણ સેન્ટીમીટર રહે તો તે ખૂબ જ સુયોગ્ય રીતે કમ્પોસ્ટિક પ્રક્રિયા થવામાં તથા ભેજનું પ્રમાણનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે વિવિધ પૂરબ

હાઇડ્રોક્સાઇડ અને સલ્ફર પાવડર વગેરેનો સમાવેશ થાય છે આ રસાયણોનો પાવડર થરમાં ભેજની માત્રા અનુસાર યોગ્ય પ્રમાણમાં ઉમેરીને દાંતિયા વડે થરને ઉલટ ફેર કરીને શું મિશ્રણ કરવું ઊંડાઈ મુજબ પથરીના થરને અઠવાડિયામાં

જ્યારે નીચેના થરમાં ગરમીનો અનુભવ કરી શકાય દુધાળા પશુઓ માટે કમ્પોસ્ટ પથરી પથારી પ્રકારની રહેઠાણ વ્યવસ્થા આકૃતિ માં દર્શાવ્યા અનુસાર બે પ્રકારની હોય છે સૌથી મહત્વનો અ કમ્પોસ્ટ પથારી ના ફાયદાઓ સૌથી મહત્વનો ફાયદો આમાં

પશુઓ આવી હુફળી પથારીમાં વધુ હૂફ અનુભવે છે દુધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે દૂધ ઉત્પાદનની નિયમિતતા જળવાય છે. પશુઓના ઉત્પાદનનું કાળમાં અ વધારો થાય છે પશુને આ પ્રકારની રહેઠાણ વ્યવસ્થામાં વધુ અને આરંભદાયક જગ્યા મળી રહે છે પશુઓમાં આંચળના રોગ આ ઉડનો સોજો વગેરે થવાની સંભાવના ઘટી જાય છે. જેથી પશુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ ઘટે છે છાણની પથારીમાં થી ધીરે ધીરે nitrogen નો નિકાલ કરવા થવાને કારણે વાયુનું અ કુશળતમ ઉપયોગ કરી શકાય છે આવા રહેઠાણમાં ધૂળના રજકણો ખૂબ ઓછા પ્રમાણમાં ઊંડે

ખાતરનું ઉત્પાદન મળી રહે છે છાણ પેશાબના બગાડના નિકાલ નો પ્રશ્ન હલ થઈ જાય છે અને તેના નિકાલ માટે જરૂરી મજૂરોની જરૂરિયાત ઘટી જાય છે. પરિણામે પશુ ઉત્પાદનના કુલ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આ રહેઠાણ વેવસ્થા પર્યાવરણને પણ સાનુકૂળ હોય છે આમ એકંદરે મજુરી પશુરોગો દવાઓ માવજત ખર્ચના ઘટાડાની સાથે સાથે ગુણવત્તા સફળ દૂધ ઉત્પાદનમાં વધારે તથા વધારામાં જૈવિક ખા ખતર નું ઉત્પાદન જે સરળ અ સરવાળે પશુપાલકો ની આવક અ બમણી કરવામાં અયોગ યોગ્ય નો ભાગ ભજવે છે. કમ્પોસ્ટ પથારીના ગેરફાયદા સથળ તો બાંધકામ હવા ઉજાસ નો અભાવ અવ્યવસ્થિત થવાની અવરજવર વગેરે સીધી અસરના ભાગરૂપે પશું રહેઠાણના એમોનિયા વાયુનું પ્રમાણ વધારે છે જેના લીધે પશુઓ બેચેની અનુભવે છે ગરમીનું પ્રમાણ વધી જાય છે. તેમજ શ્વાસોશ્વાસ વિપરીત પરિસ્થિતિઓ થવાની સંભાવના વધી જાય છે પથારીમાં વધુ પડતા ભીના વિસ્તારો પશુની સ્વચ્છતા નું જોખમ વધારે છે ઓછા હવા ઉજાસથી પથારી વધુ હવાને પથારી સુધી હવાની અસર ઘટે છે. જેથી પથારીની અમ સુકવણી થતી નથી ભીની પથારીના વિસ્તારો વધે છે તેથી પશુઓં કાદવ ના કારણે વધુ ગંદા રહે છે જેના પરિણામે દુધાળા પશુઓમા આવુ સોજા ને લગતી બીમારીની સંભાવના વધે છે semantic fail count ની સંખ્યા વધે છે અંગૂઠા અને પશુના સ્વચ્છ તેમજ ઉત્પાદન અંગેના પ્રશ્નો વધે છે અવ્યવસ્થિત પથારી પાણીનો નિતાર ઘટાડે છે અસમતલ પથ્થરના વિસ્તારો ગાયોનું એક જ જગ્યાએ એકત્રીકરણ અવ્યવસ્થિત થવાની ગુણતા પથારી નું તાપમાન અને ભેજના કારણે પાંચ પથારીમાં પાણીનો નિતાર ઘટાડે છે જેથી પથારીમાં પશુઓ માટે મર્યાદિત આરામ

બસ મજા મા રાઈફ અમે એક જગ્યા એ ફરવા ગયા હતા એ વાત તેના જોડે કરતો હતો વાત કર્યો હતો કશો? હુ શુ કહો છુ આપણે ક્યાક જવાનો plane બનાવીએ ભાઈબંદો વાઈબંદો જઈએ તો. મજા આવશે tour થોડી લાંબી કરીએ

અત્યારે તો આપણે અત્યારે કેદારનાથ જવાનું વિચારી છીએ ના એટલે વચ્ચે અમે ત્રણ friend ચોટીલા જઈ ને આયા જેમકે વિશાલ તુ પણ હતો સાથે

તો આપણ ને મજા આવી હતી friend friend ગયા હતા તો